આ આ એક ઘરનું બાંધકામ કરતા હોય તેવું દેખાતું છે જેમાં નીચે ગ્રાઉન્ડ ફ્લોર અને ઉપરનો ફ્લોર પણ બનાવવામાં આવ્યો છે.

એની પાછળ અ એક ભાઈ બારીની બાજુમાં ઉભા રહેલા છે દ જે પણ કન્સ્ટ્રક્શન કરવામાં આવેલું છે તે બહુ વિશાળ છે.

એક છોકરો લાઇનિંગ વાડી ટી_શર્ટ પેરીને ઉભો છે તેના હાથમાં મોબાઈલ છે ને તે તેનો ફોટો પાડી રહ્યો છે.

ઉપર સિલીંગ માં ચાર પંખા લટકાવેલા છે જેની અંદર બે વોચ છે એક ડિજિટલ વોક છે અને એક બીજી વોચ છે જેની અંદર સવા પાંચ વાગેલા છે.

એની સામે અહ બધા નળ અને ટેલિફોન શાવર મુકવામાં આવે છે સાદુ અહ શાવર મૂકવામાં આવેલો છે.

જેના પર વિદ્યા અમૃતમ અમો અબો ધ્યમે જેની ઉપર બાપ્સ સ્વામીનારાયણ મ વિદ્યા મંદિર એવું લખેલું છે.

વૃક્ષો ઉગી ગયેલ ઝાડવાં ઉગી ગયેલા છે ચેકડેમ માં ઉપરનો જે ડેમ છે છલોછલ ભરેલો છે નીચેનો ડેમ અજુ સુધી ભરાયો નથી થોડો ખાલી જેવો છે --

વર્ક ડોન્ટ વિશ ફોર ઈટ વર્ક ઓર એવું એનું નામ આપેલું છે એની ખૂબ જ વજન ઉપાડેલું હોય તેવું દેખાતું છે બાજુમાં એની વજન લટકાવેલું છે જેનું --

અહીં આગળ ખુલ્લો મોટો મેદાન છે બાજુમાં એક રેડ કલર ની મારુતિ વેન ઉભી છે.

અહીંયા આ ગ્રીન હાઉસ હોય એવું લાગતું છે કે નાના-નાના છોડવાઓને પ્રોટેક્શન આપવા માટે બનાવવામાં આવ્યું છે જેના ઉપરના છાપરા વાઈટ કલર ના છે.

બાજુમાં વાઈટ કોરી અને બ્લેક કોરીનું મોટું એક કન્ટેનર ભરેલું છે દાદર પરથી ઉપર જઈને એ કોરી ની અંદર જોઈ શકાય એવું છે નીચે એક ઓફિસ છે.

એની બાજુ એક પ્રિન્ટર છે પ્રિન્ટર ની ઉપર ત્રણ ખાના ત્રણ ચાર ખાના વાળું એક કબાટ મૂકવામાં આવે છે જેની પર એકઝોટ ફાઈન મુકવા મળશે સાઈ --

સામે પાર્કિંગ માં એક ગાડી પડેલી છે સાઇડ ઉપર ગ્રીનરી છે અને બહાર એક કેડાવાળો બેઠેલો છે.

પછી ઝાડવા અ એને વીંટળાયેલા છે બીજી બાજુ રોડની ઘણા બધા ઝાડવા છે જે--